આ ચિત્ર એક દવાખાનું છે દવાખાને ભીત ઉપર બે પોસ્ટ લગાયેલા છે એમાંથી એક પોસ્ટર માં લખ્યુ છે મેડિકલ ઓફિસિયર આવ્યો વિભાગ પે.

પછી બે બે અને બધા છોકરાઓને એક ચાદર પર બેઠા છે.

તેમાં ઘાંસ છે લીલો લીલો તેમાં ખાસી બધી વાઈટ કલર ની ખુરશીઓ છે અને બા ખુરશીઓમાં અમુક સાઇડ માં બધા માણસો બેઠેલા--

જે હોટલ નુ બોર્ડ મારેલું છે જય માતારાણી ખાના ખજાના.

લાઈટો છે અને બોર્ડ નુ બાર જે બોર્ડ માર્યુ છે તેનુ કલર બ્રાઉન કલર છે.

આ ચિત્ર એક પાર્ક નો છે તે પાર્ક માં નીચે નાના નાના બધા પથ્થરો છે.

આ એક આ ચિત્ર એક પાર્ટી પ્લોટ નું છે એ પાર્ટી પ્લોટ નું બોર્ડ માર્યું છે માવતર પાર્ટી પ્લોટ .

આ ચિત્ર એક જંગલ નુ છે તેમા બઉ બધા હરણો છે.

અને બેન્ચીસો છે ભગવાનનો ફોટો છે ઘનટ્રી છે.

આ ચિત્ર એક શોરૂમ નુ છે જેમાં કાચના દરવાજા છે.

આ ચિત્ર એક શાક માર્કેટ નુ તેમાં લેડીઝો અને જેન્ટસ છે બધુ શાક છે.